કિનારાઓ થી આગળ ઉંચી જમીન પર ઘાસ અને કેટલાક વૃક્ષો સહિત હરિયાળી જોવા મળે છે.

દિવાલો ગુલાબી અને વાઈટ રંગની છે દિવાલો પર ડિગ્રી ઘલિયાળ પોસ્ટર વગેરે ટાંકવામાં આવેલ છે.

બેગો રંગબેરંગી તાંગેલી દેખાઈ રહી છે રૂમાલો પણ રંગબેરંગના દેખાઈ રહયા છે.

એક પાણીની કુલર પણ દેખાય રહયું છે વૃક્ષો લીલાછમ દેખાય રહયા છે.

વૃક્ષો લીલાછમ છવાયેલા દેખાઈ રહ્યા છે દિવાલનો રંગ લીલો અને વાઈટ રંગનો દેખાઈ રહ્યો છે.

ઈમેજ ના ઉપરના ભાગમાં મોબાઈલ ફોન નુ બાર દેખાય છે લીલાછમ વૃક્ષો છવાયેલા દેખાય રહયા છે.

દિવાલો ઉપર એક અગ્રિશામક યંત્ર અને એક પંખો પણ લટકાયેલો છે.

ઘણા પીળા ફૂલોમાં એક લાલ કલર નું ફૂલ દેખાઈ રહ્યું છે. જે ગુલાબ તરીકે દેખાય છે.

આ ચિત્ર એક બજાર દર્શાવતું દેખાય રહ્યું છે દીવાલ પર એક મોટી ઘડી ટાંગેલી દેખાય રહી છે.

દિવાલો વાઈટ રંગની દેખાઈ રહી છે અને દીવાલો પર બઢા પોસ્ટર ઑ પણ દેખાઈ રહ્યા છે.